કે સમાજમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ સમાજનો ભાગ હોય છે અને પોતાના જીવનમાં આવા સમાજની ઘણી અસર જોવા મળતી હોય છે તે જાણીએ છીએ ગુજરાત રાજ્ય, દરેક ગામમાં આવી અનોખી સમાજ વ્યવસ્થા સદીઓથી હોય છે જોવા મળે છે જાણીએ છીએ સમય જતા કેટલાક ફેરફારો પણ થવા લાગ્યા છે. છતાં હજુ ઘણા નવા ફેરફારોને જરૂર છે. કેમ કે ક્યારેક આવા કુરિવાજો અથવા તો સામાજિક બંધનો, અથવા સામાજિક ઘટનાઓ એટલી હદે ખરાબ હોય છે એટલી હદે એને નુકસાન કરતા હોય છે કે માણસ એ આત્માવિલોપન આત્મા, અમ ઘાત કરવા સુધીની નોબત આવી જતી હોય છે જે આપણે જોઈએ છીએ અને સમાચારમાં સાંભળવા મળે છે ખાસ કરીને, અત્યારના આપણે હવે એમ વિચારીએ કે મોબાઈલ પછી આધુનિક આ કોમ્પ્યુટર વગેરે યુગ, એ બધામાં ફાયદા હોય છે તો નુકસાન પણ હોય છે માણસ શું કરે કે જે સહેલું હોય તે સ્વીકારી લે અને અટપટો અથવા તો સમય માગે એવું હોય, એને ધીરજ ન રાખી અને ઉતાવળે આંબા પાકે એવું કરવા જાય તો નુકસાન થવાનું જ છે ધીરજથી કોઈપણ વ્યવસ્થાનો કે કોઈપણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, તો જરૂર ફાયદો થતો હોય છે. હવે આપણે જોઈએ તો જુદા જુદા સામાજિક પ્રસંગોમાં દરેક જણ જુદી જુદી રીતે ઉજવે દરેક પ્રસંગો હોય એવા તો અલગ અલગ જગ્યાએ ઉજવે, દિવાળી હોય તો ઘરે ઉજવવી જરૂરી છે પરંતુ લગ્ન પ્રસંગો છે કે વિધિયો છે તે જુદા જુદા કાર્ય તેમાં શું થાય છે સમય શક્તિ એમાં જોડાનાર વ્યક્તિઓનો સમય શક્તિ,

ગામડાઓમાં લગ્ન પ્રસંગો એક સામાન્ય માનવી ને એક મધ્યમ કક્ષાનું ને એક આર્થિક રીતે સધ્ધર માનવી મનાવે લગ્ન પ્રસંગ, કરે એમાં કેટલો ફરક હોય છે આપણને ખબર છે છતાં સામાન્ય અથવા તો મધ્યમ વર્ગીય માણસ, એમ વિચારે કે મારે ઘરે આ પહેલો પ્રસંગ છે મારે તો આવું કરવું જ જોઈએ મારે આ સામાજિક મોભો છે માટે આટલો તો કરવું જ પડશે આટલી તો લેણદેણ કરવી જ પડશે એમાં, મને કે કમ મને અને ખેંચાય દેવો કરે દેવું કરે વ્યાજ ચડે અને પોતાના પછેડી કરતા પગ લાંબા થાય તે સંજોગોમાં શું થાય? માણસ મરે નહીં તો માંદો થાય લાંબા જોડે ટૂંકો જાય એ કહેવત છે એના આધારે શું થાય છે કે માણસને, ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે શું ફેરફાર લાવી શકીએ સમૂહ લગ્ન એકદમ સરળ છે સમૂહ લગ્ન. કેવી રીતે શક્ય બને ઘણા બધા સમૂહ લગ્ન થાય છે લોકોના મનમાં એક ભ્રમ હોય છે સમૂહ લગ્ન એટલે જેને પરવડે નહીં તેવા ગરીબ લોકો સામાન્ય લોકો એમાં જોડાય. આપણે તો આપણે ખર્ચી શકીએ તેવા છીએ, તો આપણે તો સામાજિક મોંઘો છે મોભો છે આપણાથી સમાજમાં સમૂહ લગ્નમાં કેવી રીતે જવાય, આપણને લોકો શું કહેશે, આવા બધા, નકામા વિચારોને આપણે કંટ્રોલ કરવા પડશે, નિયંત્રિત કરવા પડશે, અને આગળ પડતા સામાજિક મોભાદાર, અને ખર્ચી શકે એવા માણસોએ એ જ આગળ આવીને સમૂહ લગ્ન માં જોડાવું પડે તો જ નાનો માણસ સામાન્ય માણસ વિચારશે કે, આ ફલાણા ભાઈ એ જુઓને આટલી આર્થિક સધ્ધરતા અને એની શક્તિ હોવા છતાં સમૂહ લગ્નમાં જોડાયો મારે કેમ ના જોડાવું જોઈએ એ જોડાવા માટે એને પ્રેરણા મળશે કારણ, કે સમાજમાં આવા ઉદાહરણ લઈને જ સામાન્ય માણસ એની પાછળ આવતો હોય છે અને એનો અનુકરણ કરતો હોય છે આ અનુકરણની ઘટનાને અથવા તો અનુકરણના ગુણને, સકારાત્મક રીતે લઈને આગળ પડતા આગેવાનોએ આગળ આવું પડશે ને આ કરવું પડશે જેથી કેટલો બધી શક્તિ કેટલો બધો સમય કેટલો બધો માણસોનો, અમ જે બીજા કામમાં જોતરાઈ શકે તેટલો સમય બચશે. અને આવા જવાના ખર્ચા થી માંડીને કેટલી બધી, વસ્તુઓનો બચત થશે જેથી રાષ્ટ્ર નિર્માણમાં કામ આવશે. આર્થિક સમૃદ્ધિમાં કામ આવી શકે એ વસ્તુ આપણે, જે ખોઈએ છીએ તે તે આપણને પાછું મળી શકશે હવે શું કરવું જોઈએ તો આ સમૂહ લગ્નની વાત થઈ કેવી રીતે આપણે, એક બીજો પ્રસંગ હોય છે ધાર્મિક અને એવા પ્રસંગો હોય છે ઉજવણી હોય છે જેમ કે હિન્દુ વિધિની હોય, ક્રિશ્ચન વિધિ ની હોય, મુસ્લિમ ની હોય, શીખની હોય, અથવા તો કોઈ પણ બીજા સંપ્રદાયની ઉજવણી હોય તો અલગ અલગ, અલગ અલગ રીતે પોતાની રીતે, જુદી જુદી ઉજવવાના બદલે, થોડાક માણસો સાથે મળીને ના ઉજવી શકીએ એના થકી પણ ઘણો બચત થઈ શકે છે. હોળી દરેક મહોલ્લે, કરવાની જગ્યાએ ગરબા દરેક જગ્યાની કરવાની જગ્યાએ આપણે એકઠા થઈને કરી શકીએ, જેનાથી આપણે અંદરો અંદરની સમજૂતી, સંબંધો, પરિચય અને, એક ભાવની ભાવના વચ્ચે, આપણી સહકાર ભાવના વચ્ચે, અને આપણે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું મજબૂત સમાજ બનશે તો જ મજબૂત રાષ્ટ્ર બનશે. આપણે હજાર કિલોમીટર ચાલવું પ્રણ લીધો હોય કેટલા વર્ષોમાં તો શું એક સાથે ચલાશે? ના એક ડગલું માંડવું પડે તેમ આપણી શરૂઆત કરવી પડશે એક ડગલું માંડો, એક ડગલા થી જ કરવી પડે ને ભાઈ. તેમ કોઈ પણ પ્રસંગમાં કોઈપણ સામાજિક વ્યવસ્થામાં જો સુધાર લાવવાની આપણી નેમ હોય આપણી ઈચ્છા હોય તો સુધરવું આપણે જ પડે. શરૂઆત આપણે કરવી પડે. શરૂઆતમાં અથવા તો પહેલા તબક્કે લોકો કહેશે કે શું આ વેપલા વેળા કરવા નીકળી પડ્યો છે? સમાજ સુધારવા નીકળી પડ્યા છો? આવા કેટલા કટાક્ષો કે એવું થાય, પણ એને આપણે દર ગુજર કરવાનું મોટો મન રાખવાનું અને શરૂઆત કરવાની શરૂઆત કરવી પડશે. મરણ પ્રસંગ હોય તો અમારા ભાગમાં એવું થાય કે કોઈ માણસ મૃત્યુ પામે પરિવારમાં, તો એ ઘણી દુઃખદ ઘટના હોય. એની સાથે સાથે ટાળી ન શકાય એવી વાસ્તવિકતા પણ છે ને! મૃત્યુ એટલે જેને અટડ છે કોઈ એને કોઈ ટાળી શકતો નથી. પરંતુ અકુદરતી અથવા તો અકસ્માત થી મૃત્યુ હોય કે કોઈ એવો પ્રસંગ હોય તો માણસને દુઃખ પણ લાગે એના માટે એને એને સાથની એને, એને સાંત્વનાની જરૂર હોય એ જરૂરી છે. બરાબર છે એ કરવું જોઈએ. છતાં દેખાદેખીમાં અમારા વિસ્તારમાં મૃત્યુના દિવસે જવું જરૂરી છે. ત્યારબાદ સામાજિક કારજ ના દિવસે જવું. હોળી દિવાળીના પ્રસંગે જવું. મૃત્યુ પાછળની વિધિ ધાર્મિક પ્રક્રિયામાં ભાગ લેવા જવું. મૃત્યુ થતા થી માંડીને બાર દિવસ એટલે કે સામાજિક કાર જ સુધી ઘરના લગભગ દરેક સભ્યએ આખો દિવસ બેસી રહેવું. કેમ કે ક્યારેક પણ, કોઈપણ સમયે, કોઈપણ વ્યક્તિ ત્યાં મળવા આવે. અને આ બધામાં માણસનો ત્યાં રોકાવું જરૂરી થાય પડતું હોય સમજનું વ્યવસ્થા હોવાને અથવા તો વ્યવસ્થાના ભાગરૂપે આ થતું હોય એટલે આ માં પણ કેટલાક સુધારાની જરૂર છે. હોળી તહેવારમાં હોળી દિવાળી ના તહેવારોમાં મળવા જાઓ તો શું થાય કે ફલાણો જાય છે મતલબ આપણે બી જવું જોઈએ. અને અત્યારે કોરોના કાળમાં કેટલા બધા અપમૃત્યુઓ થયા? તો એ બધામાં બધી જગ્યાએ બધા માણસો કેવી રીતે પહોંચી શકે? એટલો બધો સમાજ આટલો બધો વિકાસ થયો, ગ્રામ્ય કક્ષાથી શહેરોમાં, ધંધા રોજગાર માટે સ્થાયી થયા. નાના મોટા પ્રસંગ હોય દોડાદોડ કરવાનું, જવા આવવાનું. કેટલી મુશ્કેલીઓ કેટલો બધો આપણને મુશ્કેલી પડે છે. તો દરેક સમાજમાં નાના નાના ગ્રુપમાં, નાની નાની ગામમાં આપણા બધાએ ભેગા થઈને કેટલીક, બાબતોનો પુનર્વિચાર કરીને એનો અમલ શરૂ કરવો પડશે. તો જ ધીમે ધીમે ઘરથી શરૂ કરીને ગામમાં પાડોશમાં આડોસ પાડોશમાં સારા સંબંધો કેળવીને સહકારીતા કેળવીને, અને સમાધાનથી બધું થઈ શકે છે તો સમાજ વ્યવસ્થા સુધારવા માટે સમાજે સુધારવાની જરૂર નથી. સમાજના સભ્ય તરીકે મારે સુધરવાની જરૂર છે એવું હું માનું છું. એની શરૂઆત મારે કરવી પડશે. સમાજે શું કરવું એ પછી નક્કી કરવાનું છે. સમાજ તો પછી કરશે પણ મારે શું કરવું પડશે. એટલે આ, જાગૃતિ લાવવી પડશે. સમાજ વ્યવસ્થા એવા પ્રકારની એને અનુકરણની ગોઠવાઈ કે જેથી કોઈપણ વ્યક્તિ પોતાની જાતને એટલે કે આ સમર્થ ન સમજે તો જ આપણો સમાજ અને સમાજ વ્યવસ્થા બનશે મજબૂત બનશે અને મજબૂત સમાજ વ્યવસ્થા રાષ્ટ્રનિર્માણ માં કામ લાગશે. હું એટલું જ કહીશ કે સમાજ વ્યવસ્થા માં

કઈ વ્યવસ્થા સારી? અથવા કઈ વ્યવસ્થા ખરાબ છે? એનો નિર્ણય જાતે કરી અને સમાજમાં સમાજ સુધારણા માટે સમાજને સુધરડ બનાવવા માટે આપણે એમાં શું ફાળો આપી શકીએ? ફાળો જરૂરી નથી કે આર્થિક હોય, ફાળો સમયન હોઈ શકે, વૈચારિક હોઈ શકે, બૌદ્ધિક હોઈ શકે, અને કોઈ કામને લાગતો હોઈ શકે. બે માણસોને સારી ભાવનાથી કરેલી વાત ક્યારેય જતી નથી. માટે આપણે વાત કરવી જોઈએ. સારી ભાવના હશે તો ચોક્કસ કાર્ય આગળ વધશે. એ મારો જાત અનુભવ છે. માટે

Cyber Attack બે વર્ષના પ્રચારના રૂપિયા પંદર સો કરોડ લુટાવ્યા. વર્ષ બે હજાર વીસ બાવીસના બેંકો અને નાણાંકીય સંસ્થાઓના ગ્રાહકો નવ લાખ Phising હુમલાના શિકાર બન્યા હતા. Dear SBI user તમારું SB account આજે block થઇ જશે. કૃપયા તાત્કાલિક તમારો PAN number update કરો. અહીં click કરો આજના technology ના જમાનામાં આવો સંદેશ વર્તમાન સમયમાં મોટા ભાગે દરેક Smartphone થી Mobile ને, ને મળતો હોય છે. Account block થવું રોકવા માટે વ્યક્તિ તેના Phone માં આવેલા સંદેશને અનુસરે છે. અને જો માં આપેલી Bank Account સાફ થઈ જાય છે. આ પ્રકાર Cyber હુમલા ના ભોગ બનનાર વ્યક્તિઓ ભાગ્યે જ તેના નાણાં પાછા મેળવે છે. સરકારી Data મુજબ દેશમાં બે વર્ષ માં અંદાજે નવ લાખ Cyber humla મારફત સામાન્ય લોકો ના કુલ રૂપિયે એક પાંચસો કરોડ લુટાયા છે. Bank ખાતા Block કરવાની રીત, જોડાણ કાપવની pattern અથવા Extra income day Discount ની લાલચ આપી ને પણ ગ્રાહકો ને છેતરવા માં આવે છે. દેશમાં Telephone ઉદ્યોગ ઐતિહાસિક હરણફાળ ભરી અને હવે પછીના જમાનો આવ્યો છે ત્યારે Smartphone, Mobile Phone, Tablet જેવા Electronic Gadgets મારફતે સામાન્ય લોકો સાથે ચોરી ના બનાવો પણ વધી રહ્યા છે. પ્રિય સૂચનાઓ પૂરી પાડતા તેને અનુસરે છે કે આ પ્રક્રિયા પૂરી ફર્યા પછી તેને એક નાણાં OTP નો Message આવે છે. તે Phone માં આવેલો OTPMinutes માં તેના બઁક ખાતા માથી રૂપિયા છસ્સો કરોડ ની રહેતો Baby જ થી જાય છે. પોતાના ના Bank ખાતા માથી અચાનક જ નાણાં કપાઈ જતાં લોકો પ્રમાણિત ધરાવે છે કે તે Cyber હુમલા નો છેતરપિંડી નો ભોગ બનશે. આ સંદેશ ને તેના Bank ખાતા સાથે કોઈ લેવા-દેવા ન હતી. એક બહુરાષ્ટ્રીય Company માં કામ કરતી કોમલ એ Police માં Cyber Crime ની ફરિયાદ નોંધાવી. તેના રૂપિયા ક્યારેય પાછા ના મળ્યા. Digital યુગ તરફ આગળ વધી રહેલા ભારત માં Cyber Technology ની Bank ખાતા Block થવાના, ઘર, Office દુકાન ના વીજ જોડાણ કપાવવાના વધારવા ની આવક ની લાલચ આપી ને અથવા Online Shopping પર જંગી Dis ની લાલચ આપતા સંદેશો લોકો ને મોકલે છે અને દરરોજ કોઈ ને કોઈ તેમની ધારણા ને નાણાં ગુમાવે છે. માત્ર એક બે જ નહીં પરંતુ દરેક Bank એ નાણાકીય સંસ્થાઓ તથા નાણાકીય સંસ્થાઓ ભોગ બની રહી છે. Banks કે નાણાકીય સંસ્થાઓ ક્યારેય ગ્રાહકો પાસે થી ખાતા ની વિગતો કે OTP માંગતી નથી. એ લોકો એ ધ્યાન માં રાખવું જોઈએ. દેશમાં દરેક Second એ એક Company

કેમ નું જૈનિશ ભાઈ દેખાતા નથી બહુ દિવસ થયા શું કરો છો આજકાલ કેમ હમ હા મને લાગ્યું તમે પોતાનું ચાલુ કર્યું તમે બોલ્યા એવું એટલે

હા કઈ વાંધો નહીં હમ હમ એટલે એમ મારો એજ સવાલ હતો કે મારે બી ચાલુ કરવું છે તો મેં કીધું લાવ જૈનિશ ભાઈને પૂછી જોવું એક વાર તમને રસ્તે અમે જોયા તમને હુંકારો બી કર્યો પણ તમે ઉભા ના રહ્યા અવે મને લાગ્યું કે કદાચ ઉતાવળમાં હશે અને ટીશર્ટ બી પહેરેલી ભઈ આ delivery કરવા જતા હશે એટલે મેં તમને બહુ રોક્યા નહીં હમ હમ એટલે હા એટલે ઉતાવળમાં હતા ને હેને થોડું હમ બરાબર છે ના મારે નહોતું લાગતું કે મારે કદાચ તમે જોયું

હમ હમ્મ શું છે એટલે હમ એટલે આ બરાબર છે food delivery સિવાય તમને પહેલા courier નું કંઈક કરતા હતા ને courier delivery service બરાબર છે કેમ એવું છે હમ હમ અવે એ તો યાર તમે કઈ આ ખોટું કરો એવું નથી લાગતું તમને

હમ હમ હા હા બરાબર છે મેં જોયું તું એને એ શું કહે social media પર એના ad જોઈલી કે delivery boy ની જરૂર હોય છે ને આને તે ને કંઈક હમ અમ અવે આપડે આપણે શું છે કે આપણને આમાં બહુ knowledge છે નહીં એટલે આપણે zero થી એકદમ ઉતાવળ કર્યા વિના શાંતિ થી સમજાવજે જેથી કરીને શું થાય કે એ વસ્તુ રહી ના જાય અને આપણું મારી પાહે time બહુ છે નહીં પાત્રીસ મિનિટ માં એ એટલું પૂરું થા જાય એમ સમજ્યા હમ હમ અમ હમ હમ હમ અમ હમ એ બધું છોડો ધારો કે તમે જે કર્યું એનો કોઈ વાંધો નહીં મારે ચાલુ કરવું હોય તો મારે શું કરવાનું હમ કઈ office એ

હા બરાબર બરાબર અ જેમકે હમ હમ હમ

જેમ તમને કોઈ ખ્યાલ છે કોઈ idea

એટલે MCQ type ના હોય Question કે આપણે બરાબર હા હા નહીં એટલે આપણે ખાલી tick જ કરવાનું રહેશે હેને પછી એવા વીસ એક હા

હા એતો બહુ એવું જ હોય જેથી તમે કોઈ બી વસ્તુ એ લોકો શીખવાડવા માંગે છે એ શીખી શકો જેમકે નહીં અને એતો કેવું કેવું હા હા હમ હમ હા બરાબર છે હા એટલે પેલું question paper નું જે તમે કહેવા માંગો છો એ હું સમજી ગયો કે એમાં શું હોય જેમકે અવે પૂછે કે ભાઈ તમે customer ને delivery કરી તો Thank you કે શું બોલશો એમ તો એના ચાર option ખોટા તો પડવા ના જ જોઈએ એ જે બોલાવા મંગાવે છે તમારી જોડે એ હોવું જ જોઈએ બરાબર છે એટલે આ question જેવું જ નહીં એક જાત નું training જેવું થઇ શકે તમે કે તમને training આપે છે એમ બરાબર ને હમ

એટલે આ જે question પેપર ધારોકે મેં question કે જે training છે એ હું પાસ થઇ ગયો બરાબર અને એ મને કહેશે કે આ જગ્યા એ જતા રહો અને બે ટીશર્ટ મળી જશે અને બેગ મળીને બરાબર છે અવે આમાં એવું હોય છે કે કંઈક પોતાનું vehicle હોવું જોઈએ એવું કઈ હોય છે હમ હમ હમ બાય બરાબર છે હા એતો એટલે two wheeler જ થયું ને હા એ વસ્તુ છે તો એની માટે એ લોકો પેટ્રોલ નો પૈસો કઈ આપતા હોય છે હમ હા આ એક જ મિનિટ આપડે પહેલા પેટ્રોલ ની જે બી ચર્ચા થઇ એ પછી કરીશું

હા એતો સાયકલ માં તો ના જ જોઈએ ને મતલબ સાયકલ વાળા ને વધારે પૈસા મળતા હોય બરાબર છે તો સાયકલ માં હમ અમ હમ બરાબર છે તો સાયકલ વાળા ને ફાયદો થઇ શકે કે નજીક નજીક માં જ delivery કરી ને એતો છે એતો થાક લાગે પણ એમાં rate તમે કીધું કે પૈસા વધારે તો અવે એમાં એવું હોય કે એક વાર તમે તઇ તઇ થઇ ગયા ટીશર્ટ બી મળી ગઈ લાઇસન્સ બી છે પોતાનું vehicle છે પછી શું કરવાનું application install કરવાની એની અંદર જ કરવાનું એમ હમ

rate card માં શું હોય હમ હમ હમ દસ થી બાર એટલે રાત ના દસ થી બાર બરાબર છે હમ મળે extra અમ હમ હા હમ અમ એટલે અવે આમાં એક વસ્તુ ખબર નવ થી અગિયાર સવાર ના બીજા પંદર ને એટલે ટોટલ ત્રીસ order તો આમાં એવું છે કે ત્રી સવાર ની વેઢા માં પંદર order મળી જતા હોય આરામ થી હા એટલે એટલે ધારો કે મારે અત્યારે નવ થી બાર માં જોબ કરવી છે અને પાંનસો રૂપિયા મને મળી જાય મારે એવું કરવું છે તો ધારોકે હું એક order પતાવી દઉં છું ચલો એક order નહીં હું સાત આઠ order બી પતાઈ દઉં છું બરાબર પછી બીજા મારે પંદર કરવાના રાહ જોવી પડે એવું બની શકે ને અવે એનો બી સવાલ નહીં પણ ધારો કે મેં સાત આઠ order કરી દીધા અને વાગી ગયા છે બાર હવે બાર વાગી ગયા છે તો મને rate card પ્રમાણે પાંચ સો રૂપિયા મળે કે ના મળે

ધારો એવું નહીં ધારોકે કાઢવાનો સવાલ નથી પણ ધારોકે હું પંદર કલાક નહીં કરતો હું ત્રણ થી ચાર કલાક કરું છું સવાર માં જયારે free હોય બરાબર પછી રાત્રે કરું છું અ ધરો સમજોને નવ થી બાર કરું છું એ ત્રણચાર કલાક ગણવાના બરાબર તો છ સાત કલાક કરું છું બરાબર